લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે રીપોર્ટ બનાવવું
રીપોર્ટ ફીલ્ડ્સ ને પસંદ લેબલ અને સોર્ટ કરવું
રીપોર્ટ લેઆઉટ પસંદ કરવું અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો સ્ટેટિક અથવા ડાયનામિક
આ માટે ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ
અહીં આ લાઈબ્રેરી ડેટાબેઝમાં આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે અને આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે
પાછલાં ટ્યુટોરીયલોમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મો અને ક્વેરી બનાવવી
રીપોર્ટ કેવી રીતે બનાવવું એ શીખવાં પહેલા ચાલો પહેલા શીખીએ કે રીપોર્ટ શું છે
રીપોર્ટ એ ક્વેરી સમાન જ ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટેનો બીજો એક માર્ગ છે
આપણે તેનાં લેઆઉટ ગોઠવણી દેખાવ અને અનુભવને કસ્ટમાઈઝ વૈવિધ્યપૂર્ણ કરી શકીએ છીએ જેથી કરીને તે વાંચવાં માટે અથવા કાગળ પર પ્રિન્ટ છાપ લેવા માટે સરળ બને
રિપોર્ટો ડેટાબેઝનાં ટેબલો કોષ્ટકો અથવા ક્વેરીઓ માંથી જનરેટ કરી શકાય છે
તે ટેબલ કોષ્ટક અથવા ક્વેરીના બધા જ ફીલ્ડોને અથવા ફક્ત ફીલ્ડોનાં અમુક પસંદિત જૂથને પણ સમાવી શકે છે
રીપોર્ટોની બે શ્રેણીઓ છે સ્ટેટિક સ્થિર અને ડાયનામિક ગતિશીલ
જયારે પણ સ્ટેટિક રીપોર્ટને જોવાં માટે ખોલવામાં આવે છે તે હંમેશા એ જ ડેટા પ્રદર્શિત કરશે જે રીપોર્ટ બનાવતી વખતે ત્યાં હતા
આને સ્નેપશોટ તરીકે પણ ઓળખવામાં આવે છે
પરંતુ ડાયનામિક રીપોર્ટને જયારે પણ જોવાં માટે ખોલવામાં આવશે તે ડેટાબેઝના વર્તમાન ડેટા બતાવશે
ઠીક છે ચાલો આપણે હવે એક રીપોર્ટનો નમૂનો બનાવીએ
લાઈબ્રેરી ડેટાબેઝમાં ચાલો ડાબી પેનલ ઉપર આવેલા રિપોર્ટ્સ આઇકોન ઉપર ક્લિક કરીએ
જમણી પેનલ પર ચાલો યુએસઇ વિઝાર્ડ ટીઓ ક્રિએટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ
રિપોર્ટો બનાવવા માટે આ એક સરળ અને ઝડપી વિકલ્પ છે
આપણે હવે એક નવી વિન્ડો જોઈએ છીએ જેને રિપોર્ટ બિલ્ડર વિન્ડો પણ કહેવાય છે અને ડાબી તરફ ૬ પગલાંઓ દર્શાવતું એક વિઝાર્ડ પણ જોઈએ છીએ
પાછલાં ટ્યુટોરીયલમાં આપણે બનાવેલ ક્વેરી પર આધારીત રીપોર્ટ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે જઈશું
હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ થે લાઇબ્રેરી મેમ્બર્સ આપણે પગલું ૧ ફિલ્ડ સિલેક્શન માં છીએ
આપણે રીપોર્ટના ડેટાનો સ્રોત અહીં સ્પષ્ટ કરીશું ટેબલ અથવા ક્વેરી ચાલો આપણી ક્વેરી હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ઉપર આવેલા ડ્રોપડાઉન લીસ્ટ માંથી પસંદ કરીએ
હવે આપણે ક્વેરીમાંથી ઉપલબ્ધ ફીલ્ડોની યાદી ડાબી બાજુ જોઈ શકીએ છીએ
આપણને રીપોર્ટ માં દરેક ફીલ્ડો જોઈએ છે તેથી આપણે જમણી બાજુએ આવેલા બે એરો વાળા બટનને ક્લિક કરીશું
હવે બીજા પગલાં પર જવાં માટે ચાલો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
પગલું ૨
લેબેલિંગ ફિલ્ડ્સ
ઈમેજમાં બતાવ્યાં પ્રમાણે ચાલો આપણે લેબલ ટેક્સ્ટ બોક્સોમાં નીચે આપેલ વર્ણનાત્મક લેબલો ટાઈપ કરીએ
ઠીક છે ચાલો હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
આપણે હવે પગલું ૩ ગ્રુપિંગ માં છીએ
આનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જયારે અમને પસંદિત ફીલ્ડો ક્ષેત્રો નાં સમૂહ દ્વારા ડેટાને જુથમાં કરવાની જરૂર હોય છે
ઉદાહરણ તરીકે આપણા રીપોર્ટમાં આપણે ડેટાને બુક ટાઇટલ્સ દ્વારા જુથમાં કરી શકીએ છીએ
જો આપણે તે કરીએ તો રીપોર્ટમાં આપણને બુક ટાઇટલ દેખાશે અને પછી દરેક સભ્યો જેને તે અપાયેલ છે
ત્યારબાદ આપણે પછીનું બુક ટાઇટલ જોશું અને એજ રીતે આગળ
હમણાં માટે ચાલો આપણા રીપોર્ટ ને સરળ રાખીએ
તો આપણે ફક્ત નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું
હવે આપણે પગલું ૪ સોર્ટિંગ ઓપ્શન્સ માં છીએ
ચાલો ડેટાને કાળક્રમ અનુસાર વર્ગીકરણ કરીએ અને પછી તેને બુક titleનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરો
આ માટે આપણે સોર્ટ બાય ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ ઇશ્યુ દાતે ઉપર ક્લિક કરીશું
પછી આપણે બીજાં ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું
અને ત્યારબાદ બુક ટાઇટલ પર ક્લિક કરીશું
હવે ચાલો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
પગલું ૫
ચૂસે લેઆઉટ
આપણે રિપોર્ટનાં દેખાવને અને અનુભવને અહીં કસ્ટમાઈઝ વૈવિધ્યપૂર્ણ કરી શકીએ છીએ
ચાલો કોલમનાર single કોલમ્ન લેઆઉટ લીસ્ટ ઉપર ક્લિક કરીએ
જુઓ બેકગ્રાઉન્ડ રીપોર્ટ બિલ્ડર રીફ્રેશ થયેલ છે
તે દરેક લેબલો ને ડાબી બાજુએ અને તેને અનુલક્ષતા ફીલ્ડો ક્ષેત્રોને જમણી બાજુએ પ્રદર્શિત કરે છે
ચાલો હવે કોલમનાર ત્વો કોલમ્ન્સ ઉપર ક્લિક કરીએ
બે કોલમ સ્તંભ લેઆઉટ બતાવવાં માટે ફરીથી નીચેની વિન્ડો રીફ્રેશ થઇ છે
આ રીતે આપણે કોઈપણ લેઆઉટ પસંદ કરી શકીએ છીએ જે બેઝ વિઝાર્ડ દ્વારા પુરા પાડવામાં આવે છે
આપણી જરૂરિયાત મુજબ આપણે તેને પછીથી સુધારિત પણ કરી શકીએ છીએ
હમણાં માટે આપણે પહેલી આઈટમ ટેબ્યુલર ઉપર ક્લિક કરીશું
અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું
ઠીક છે છેલ્લું પગલું ક્રિએટ રિપોર્ટ
ચાલો અહીં આપણા રીપોર્ટને એક વર્ણનાત્મક શીર્ષક આપીએ બુક્સ ઇશ્યુડ ટીઓ Members રિપોર્ટ હિસ્ટોરી
તો ચાલો આપણા રીપોર્ટને ડીઝાઇન કરીએ જેથી કરીને રીપોર્ટ ડેટાબેઝમાંથી હંમેશા તાજેતરના ડેટા આપે
આ માટે ચાલો ડાયનેમિક રિપોર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરીએ જો કે જયારે આપણે રીપોર્ટને જોવાં માટે ખોલીશું તો આપણને હંમેશા તાજેતરની માહિતી જોવી ગમશે
ઠીક છે આપણે રીપોર્ટ બનાવી ચુક્યાં છીએ
ચાલો ક્રિએટ રિપોર્ટ નોવ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
અને અંતે ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ
હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જે એક રીપોર્ટ છે જેને આપણે હમણાં બનાવ્યો હતો

અને એ પણ નોંધ લો કે તે ઇશ્યુ દાતે ફિલ્ડ દ્વારા ચઢતા ક્રમમાં એટલે કે કાળક્રમાનુંસાર વર્ગીકરણ કરાયેલ છે અને પછી બુક ટાઇટલ દ્વારા ચઢતા ક્રમમાં
આમ આપણે લાઈબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકો માટે કાળક્રમાનુંસાર રીપોર્ટ બનાવ્યો છે
આગળના ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે આપણી રીપોર્ટમાં સુધારાં કરવાં
અંતે અસાઇનમેન્ટ છે કોલમનાર single કોલમ્ન લેઆઉટ ઉપયોગમાં લો
અહીં લીબરઓફીસ બેઝમાં રીપોર્ટો બનાવતા શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે રીપોર્ટ બનાવવું
અને રીપોર્ટનો પ્રકાર પસંદ કરવો સ્ટેટિક અથવા ડાયનામિક
મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર